એક નાનો છોકરો દુકાન પાસે ઉભો છે દુકાનનું નામ તંદુરા ચા સ્પેશિયાલિક છે.

કાન પર ચા અને ઈંડા મળે છે દુકાન એક નાની જગ્યામાં લાગે છે.

મસ્જિદની વચ્ચે એક મોટો ગમબજ છે મસ્જિદની આગળના ભાગમાં કાચની બારીઓ છે.

એની સામે જોઈએ તો એક મોટું ઝાડ દેખાય છે ગેટ ની સામે જોઈએ તો એક બાઈક ઊભી છે અને તે કાળા રંગની છે.

આ ચિત્રમાં એક ગેટ દેખાતું છે તેનો બહારનો કલર વાઇટ અને બ્રાઉન કલર માં છે.

બોક્સ નો રંગ રાખોડી છે આ બોક્સ નો ઉપયોગ રસ્તાઓ ફૂટપાથ અને અન્ય બાંધકામ માટે લે છે.

આ મઠમાં એક મોટું મકાન છે તેની આજુબાજુમાં ઘણા ફૂલો અને છોડ છે.

તેઓ બધા ખાસ પ્રસંગની ઉજવણી કરી રહ્યા હોય એવું લાગે છે તેમનો પોશાક ખૂબ જ રંગીન અને સુંદર છે.

ને પાછળની સજાવટ પણ ખૂબ જ સુંદર છે તેમાં કલરફુલ બ બ્લુન્સ લગાવેલા છે.

આ ચિત્રમાં એક દુકાનમાં વિવિધ પ્રકારના નાસ્તા અને મીઠાઈઓ ગોઠવેલી છે.